એનપીકેના સ્ત્રોત તરીકે સોળ આઠ ચોવીસ અથવા એનપીકે વીસ વીસ વીસ તેર જીરો પિસ્તાલીસ જીરો બાવ્વન ચોત્રીસના રુપે આપવું જોવે વધુમાં માઇક્રોટ્યુનીસ ની અછત સર્જાય નહિ તે તેની ખાસ કાળજી કરવી તથા સપ્તાહમાં એકવાર સ્પ્રે દ્વારા અથવા ખાતરની ડ્રિપ સીસ્ટમમાં કોપર મેગ્નેશિયમ સલ્ફર ઝિંક આયર્ન બોરોન તેવાં તત્વો સ્ત્રોત વડે જરૂરિયાત અનુસાર પૂરાં પાડવાં જેથી સારી ગુણવત્તાવાળું વધુ ફૂલ મેળવી શકાય સિંચાઇ સામાન્ય રીતે છોડ દીઠ એક ટપક જરૂરી છે સામાન્ય રીત પંદર વીસ પાન ધરાવતાં છોડ દીઠ શિયાળામાં સાડી સાતસો આઠસો ઉનાળામાં હજાર અગિયારસો મિલી તથા ચોમાસામાં જરૂરિયાત આધારે પાણી આપવાનું હોય છે ડ્રિપ સીસ્ટમમાં ખાતર સાથે એક એક એક એક પોઇંટ પાંચ તથા પાણી સમયે એક એક જીરો પોઇંટ થી એક સેંટીમીટર ઇસી જાળવો ઉનાળામાં હવામાં ભેજ જાળવવા માટે ફોગર્સ નો ઉપયોગ કરી શકાય છે સારી ગુણવત્તાવાળા જરબેરાંની દાંડીની ચાલીસ પચાસ સાહીઠ સેંટીમીટર લંબાઇ આધારે તથા સાત દસ બાર સેંટીમીટર ફૂલોના વ્ય વ્યાસ મુજબ ગ્રેડીંગ કરવું

ડ્રિપફૂલ કરવા છતાં અઢીસો પી પી એમ દ્વા અ દ્રાવણમાં બે કલાક ફ્લશીંગ રાખવા ત્યારબાદ ફૂલોની ડિસ્કીને ડિસ્ક ને ટ્રાન્સપોર્ટ દરમ્યાન નુક્સાન ન થાય તે હેતુ થી પ્લાસ્ટિક ની કોથળી પહેરાવી દસ ફૂલોના બંચ બનાવી એસપીએફ માંબોક્સમાં પેકીંગ કરી ગ્રાહક માર્કેટ સુધી પહોંચતાં કરવા લણણીયા ને લણણી પછીની માવજત તથા સંચાલન. જરબેરા પચ્ચીસ ત્રીસ મહિનાનો પાક છે વાવેતરના ત્રણ માસ પછી પ્રથમ લા અ લા લણણી કરી શકાય છે

વર્ષ મળે છે ડાંગર ગાભમારા ની ઇયળ અને ચૂસિયાં. ગાભમારાની ઇયળ ખેતરના રાત્રિના દરમ્યાન પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એક સંખ્ એકની સંખ્યામાં ગોઠવી ગાભમારાની ઇયળના તથા લશ્કરી ઇયળના પૃથ આકર્ષીને નાશ કરી તેનો ઘટાડો કરી શકાય છે ગાભમારાની ઇયળના નર ગાભમારાની ઇયળના નર ફૂદાંને આકર્ષતા ડાયલ્યુડ સાથેના ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી પણ વસ્તીનું નિયંત્રણ કરી શકાય છે લિમડાં આધારિત તૈયાર કીટનાશકોને દસ મિલીય દસ મિલી થી સાહીઠ મિલી દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો પ્રતિ એકર પ્રમાણે ખેતરમાં પાંચ પાણી ઓછું કર્યા બાદ બે વખત માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે તથા ફેર રોપણી પછી ત્રીસ પચ્ચીસ ત્રીસ થી પાંત્રીસ દિવસે બીજી માવજત ત્યારબાદ પંદર વીસ દિવસે આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે આ સિવાય ગમે તે કેટના કીટનાશક દસ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે

મકાઇ ટપકાંવાળી લશ્કરી ઇયળ પ્રકાશપિંજર પ પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષીને નાશ કરવો આ જીવાતના નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ પચાસ પ્રતિ હેક્ટર પ્રમાણે ગોઠવવા ઇંડાંની સમૂહ અને શરુઆતની અવસ્થાની ઇયળ નો હાથથી વણી એકત્ર કરી નાશ કરવો ઉપદ્રવની શરુઆતમાં

લીમડાં ની લીંબોળીના મીજનો ભુક્કો પાનસો ગ્રામ અથવા લીમડાંનુ તેલ ત્રીસ મિલી અથવા ભેળવવા દસ ગ્રામ કપડાં ધોવાનો પાવડર ઉમેરવો અથવા લીમડાં આધારિત કીટનાશક વીસ મિલી થી ચાલીસ મિલી દસ લિટર પાણીમાં છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો મકાઇની ભૂંગળીમાં એક ચપટી જેટલી માટી કે રેતી નાખવાથી આ જીવાતના ઉપદ્રવમાં ઘટાડો થાય છે વધુ ઉપદ્રવ હોય તો એમોમેક્ટિન એસજી ગ્રામ પીન ને થોડાં મથવા દસ લિટર પાણીમાં છોડી છોડ વેરૈયું બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો આ માવજત ના આ જીવાત ના ઉપદ્રવ ની શરૂઆતમાં એટલે કે મકાઇ પચ્ચીસ થી ત્રીસ દિવસની થાય ત્યારે

અ અ પચ્ચીસ ડબલ્યુ પી ભૂંગળીમાં આપવી એક ઇંચ પાણીમાં ઓગાળીને એને પંદર કિલોગ્રામ ડાંગરની કુસકી મકાઇના લોટમાં દસ બાર કલાક ભેળવવું અને માવજતમાં ઉપયોગ કરતાં પહેલા તેમાં સો ગ્રામ થાયો ડી કાર્બ બના બનાવેલ દ્રવલોભિતમાં ઉમેરી બરાબર ઉમેરવું બેસવાની શરુઆત થાય ત્યારથી દર અઠવાડિયે છૂટાંછવાયાં વીસ છોડ પરથી ફૂલ ભમરી જીવા અ છીંડવાની શરુઆત કરવી અને તેમાંથી જો સો ફૂલભમરી કે છીંડવા પૈકી દસ માં ગુલાબની ઇયળ હાજરી જોવા મળે તો કીટનાશક નો છંટકાવ કરવો સંભોગવિક્ષેપનની પટ્ટીઓ એક એક ટ્રમમાં વિસ્તારમાં ત્રણસો પચ્ચીસ ના પ્રમાણમાં સરખા અંતરે મોટા અને મોટા વિસ્તારને આવરી લઇને ગોઠવવાથી સારાં પરિણામ મેળવી શકાય છે સપ્રમાણ ખાતર આપવાથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય છે કીટાનાશકોનો છંટકાવ કરતાં પહેલાં કપાસના છોડ પરથી વિકૃત થઇ ગયેલાં ફૂલ ભમરી છીંડવા તોડી ઇયળ સહિતનો નાશ કરવો ક્ષમ્ય માત્રાને અનુસરી ક્વી ક્વીનાલફોસ પચ્ચીસ ઇસી વીસ મિલીગ્રામ અથવા ક્લોરપાયરીફોસ વીસ ઇસી વીસ મિલીગ્રામ અથવા પ્રોફેનોફોર પચ્ચીસ ઇસી દસ મિલીગ્રામ અથવા સ્પીનોસાડ પચ પિસ્તાલીસ ઇસી ત્રણ મિલી ફેન અને ફેનક્રત પ્રોપેચીન અથવા ક્લોરો ચૂસિયાં ચ્યુસ આજે આપડે આત્મવિશ્વાસ પર વાત કરીએ આત્મવિશ્વાસ સુ કેવાય મન હોજોજ જોઈએ

આ આત્મવિશ્વાસ કઈ જગ્યા એ કામ લાગે

બરાબર છે આપડે નય નાના નાના છોકરાઓ માં જે ડગી જાય છે કે હું pass નય થાવ આત્મવિશ્વાસ ના હોય તો અત્યારે કેટલા બધા બાળકો પરીક્ષા આપી ને પેલું result આવાનું હોય તો

પણ એવું નહિ વિચારતા કે એ paper સારા જવાથી કય જિંદગી નહિ થય જવાની કય એટલે એમના માં આત્મવિશ્વાસ ની કમી હોય છે એટલે આ લોકો આવા પગલા લેય છે આત્મવિશ્વાસ અત્યારે એટલો એ માની ગયો છે જરૂરી કે એના માટે હવે તો special classes ને એ બધું કરવામાં આવે છે જેના માટે શું કેવાય વિશ્યાર્થીઓ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકાર નો વ્યક્તિ એમાં પ્રવેશ મેળવી ને એમાં રોજ મારોજ એ બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે જેથી માણસ નું આત્મવિશ્વાસ વધે આત્મવિશ્વાસ તો ખાલી આ બધી પરીક્ષા ઓ માટે નય પણ general વ્યક્તિઓ વચ્ચે વચ્ચે તમારે બોલવા માટે પણ આત્મવિશ્વાસ ની જરૂર પડે છે અત્યારે school ઓ માં નય પેલા આપડે વક્તુત્વ સ્પર્ધા હોય એમાં stage પર જઈને તમે બોલો એના માટે ભી તમારે શું કેવાય આત્મવિશ્વાસ હોઈ તોજ તમે બોલી શકો નય ત્ર તો તમારા પગ ધ્રુજવા લાગે તમારી જીભ લથડીયા ખાવા લાગે બોલી ના શકો આંખ માંથી આમ સેજ સેજ પાણી આવા લાગે

હા એટલે આત્મવિશ્વાસ તો બુજ જરૂરી છે ઈતિહાસ માં પણ શું કેવાય મહાપુરુષો ની જીવન માંથી આપણને બધા ઘણું બધું શીખવા મળે છે કે આત્મવિશ્વા ના બાલી બળે કેટલા બધા આગળ છે જેમ કે એલેક્જાનદાર the great નેપોલિયન મોનાપાત કે જેનામાં બૌજ હતો એ આખી દુનિયા જીતી શકે એના હિસાબે યુદ્ધ જીતી શક્ય એજ ને એતો આપડું ભારત નું ઉદાહરણ લઈએ તો પણ બરાબર છે આજાદી બધાને જોય્તી હતી પણ ગાંધીજી શિવાય થોડા ઓછા ચાલો માનો અમુક ને બાદ કરતા આત્મવિશ્વાસ ની કમી હતી જેના લીધે તેઓ આગળ વધીને પોતે કદમ નહિ ઉઠાય શકયા અજદી લેવા માટે તેમને શું કેવાય કે માણસ ની જરૂર ઉપર એ છે માણસ ટીકે આગળ આવ્યા ગાંધીજી

બરાબર છે આત્મવિશ્વાસ જે પેલું હોય છે બાળક પરીક્ષા માં વાચ્યું નેને બધું હોય છે પણ ત્યાં જઈને ભૂલી જાય આપણ આત્મવિશ્વાસ ની કમીના લીધે થતું હોય ને એવું ભી બની શકે અને થોડું દુ કેવાય એ લોકો ને માં યાદ શક્તિ ભી ઓછી હોય તો ભી એવું બની શકે નાના બાળક ને સુ કેવાય ઘરે બધું યાદ હોય ઘરે એ complete લખી શકતો હોય પણ exam ના time એ શું ઘબ્રાહત ને ઘબ્ર્તાહત માં ભય ભય ને ભય માં એ ભૂલી જાય છે એને આત્મવિશ્વાસ ને ઈ તો ના મને આખું આવડશે

આ ઈ પરોસ્થીતી માં પરીક્ષા માં એવું હોય ત્યારે વાલી એ સુ કરવું જોઈએ બાળક સાથે બાળક ને મતલબ શું કેવાય પ્રેમ થી સમજાવવી જોઈએ કે તારું મતલબ જો થોડો ભી paper સારું ના તો તું nervous મતલબ એ મુન્જ્વન માં ના મુકાય જાય જે શાંતિ થી વિચારીને બધું લખજે કોઈ થી ડરતો નય કે કોઈ સાહેબ સામે આવી જાય કે અત્યારે તો છોકરાઓ કેવું હોય છે પેલી benches, બીજી benches એ એમના number આવી જાય ને તો ભી એ લોકો ડરી જાય છે ભલે એમને ચોરી નહિ કરવાની હોતી તોહ ભી કોઈ સાહેબ એની benches આગળ આઈને ઉભા રહી જાય ને તો ભી બચારા લખી ના શકે એટલે આ બધું આત્મવિશ્વાસ ની કમી હોય છે ના સંભાળ મને પણ હસવું આવે છે બાળપણ માં મારો પણ પરીક્ષા માં પ્રથમ bench પર number આયી જતો ત્યારે આપણને આવડતું બધું હોતું મારે મતો પેલી થી કમી હતી આત્મવિશ્વાસ ની પણ દર લાગતો એક જાત નો એવું કે ના શિક્ષક સામેજ છે હમણાં ક્યાય કશું વાંક કાઢી લેશે અને પકડી લેશે, ઉભો કરી દેશે, પરીક્ષા માંથી બહાર કાઢી મુકશે paper નઈ આપવા દે paper નઈ આપવા દે

એના માટે સુકેવાય પેલાથી જ નાના બાળક ને અંદર આત્મવિશ્વાસ ની વાતો મતલબ આત્મવિશ્વાસ લાવવો જોઈએ કોઈ થી ડરે નય બધી રીતે બધીજ સુ કેવાય એમાં આગળ વધારવું જોઈએ મતલબ આત્મ વિશ્વાસ એતો શું કેવાય જીવન ની મુળી છે અ સ્વામી વિવેકાનંદ એ યોગ્યેજ કહયું હતું કે જેને પોતાની જાત માં વિશ્વાસ નથી

આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકાય આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકાય એક તરીકો ઈ છે કે તમે સવારે ઉઠીને જે ફાલતું mobile જોવો છે એ બધું કરો છો એના કરતા તમે સમાચાર જોવો યોગ યોગ કરો

તમને જો કોઈ વિષેનું જ્ઞાન છે તમારે એ વિષય માં બોલવું જોઈએ એટલે શું ચાર જણા વછે દરેક દસ જણા તમે કરશો એમાંથી એક જનો તો એવો હયશે જે કશું બોલશે નય ચુપ ચાપ સંભાળશે આ એજ કે છે કે કી આત્મવિશ્વાસ ની કમી છે એવું નથી કે એના પાસે જ્ઞાન નથી બની શકે છે પણ એ પેલાથીજ એ રીતે ટેવાયેલો છે એમને શું કે કે શિક્ષણજ એવું મળેલું છે પેલા થીજ એમના વાલીઓ મતલબ એવી રીત્નાજ હોય એ લોકો એટલે શું કેવાય એમના માં આત્મવિશ્વાસ ની કમી હોય બરાબર છે એટલે આત્મવિશ્વાસ અત્યારે વધે તો ખુબજ જરૂરી વસ્તુ છે હોવીજ જોઈએ જોઈએ તો જીવન ની મુળી છે એના હોય તો કશુજ નહિ હું તો મારા બાળકોને પેલેથીજ વસ્તુ આ શીખવાદીસ તમારે કોઈ પણ ચિંતા કરવાની જરુર નથી જેટલું યાદ રે એટલું વાંચો આત્મવિશ્વાસ રાખો

અભિન અંગ છે જો તમારે સારી રીતે જીવવું હોય એના વિના જીવીજ ના શકાય બરાબર છે આત્મવિશ્વાસઆત્મવિશ્વાસએ આજ નો હારી રીતે જીવવું હોય તો આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે એ કીધું હતું વિશ્વાસ જ જીવન નું છે જીવન માં ડગલે ને પગલે મુશ્કેલીયો તો આવતીજ રેય છે તો બધું માં થાય છે ધંધા માં ખોટ આવે કોઈ પણ જાત ની આફત આવે આજ સમયે માણસ પોતા ના પર આત્મવિશ્વાસરાખી ને અડીખમ ઉન્હો રેવું જરૂરી છે એટલે હું તો એજ સલાહ આપું કે આત્મવિશ્વાસ કેળવવો કોઈ પણ પરિસ્થિતિ ડરવાની જરૂર નથી પોતાના પર વિશ્વાસ રાખો ભગવાન પર વિશ્વાસ રાખો

બરાબર છે તારી વાત અત્યારે તો બધા કેટલા બધા news આવે છે બાપા કે આવી તરહ આત્મહત્યા કરી લીધી વિદેશો માં છોકરા ઓ બચારા ભણવા જાય છે ને ત્યાં એમને મૃત્યુ થય જાય છે એ માં બાપ એ કેટલા એમને આશાઓ થી મોકલ્યા હયશે ભણવા માટે આટલો ખર્ચો કરીને અને આઈને બચારા છોકરાઓ ની આવું શું કેવાય આવું જોવે છે તે પછી ત્યારે બૌ દયા આવે છે કે કેટલી આત્મવિશ્વાસ ની કમી છે એમનામાં હું એજ સલાહ આપું છુ બધા ને પર વિશ્વાસ રાખો